મનોરંજન માટે જ કરવામાં આવે છે. આ stand up comedy અને અત્યારમાં trending માં stand up comedy બહુ વધુ ચાલી રહ્યું છે. તમારી વાત તો સાચી છે. પ્રેક્ષકો માટે સ્ટેજ અને તેની સામે ની જગ્યાઓ theater બનાવે છે, એ તમામ પ્રકાર ના સ્ટેજ નો ઉપયોગ પ્રે ઉપયોગ પ્રેક્ષકો માટે તમામ પ્રકાર ની બેઠકો સાથે થાય છે.

આયોજન અને તૈયારી કરવાની કુશળતા ને Stage પ્રાપ્ત તરીકે ઓળખવામાં આવે છે.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 ફિલ્મો અને મનોરંજન નું મુખ્ય સ્વરૂપ છે. જો કે તમામ ફિલ્મો અને તેમના પ્રાથમિક હેતુ તરીકે મનોરંજન હોતું નથી. દસ્તાવેજી Film ઉદાહરણ તરીકે record બનાવા અથવા માહિતી માં ઉદેશ ધરાવે છે. જો કે બે હેતુ ઘણી વાર સાથે કામ કરે છે. આ માધ્યમ માં શરૂઆત થી જ વૈશ્વિક હતો. ભાઈઓ વિશ્વમાં Camara ઓનો મોકલનાર સૌ પ્રથમ હતો.

અને પ્રથમ વિશ્વ યુદ્ધ સુધી ફિલ્મોમાં સામૂહિક મનોરંજન ની પ્રચંડ શરૂઆત પૂરી પડી રહી હતી. સદી ના પ્રથમ કાયદા માં કાર્યક્રમો અવિષપાઈક, કાલ્પનિક અને News News ફિલ્મો જોડી ને America મા સૌ પ્રથમ ગતિ નો ભ્રમ પેદા કરતી રીતે તૈયાર કરી હતી પરંતુ સમક્ષ હતા. વૈજ્ઞાનિક સિદ્ધાંત ની વ્યાખ્યાય રીતે નફાકારકતા વય માં રૂપાંતર કરવા માટે તેની film તેની શરૂઆત અને મનોરંજન નો ઉજજેક એક ભાગ બની ગયો. દર્શકો ને આનંદિત કરવા માટે અને મનોરંજન કરવા માટે film માધ્યમિક વધુ ને વધુ આધ્યાત્મિક તકનીકો નો ઉપયોગ કરવામાં આવે છે. Animation

તમાસા જોવાનું વધુ સસ્તું અને ક્યારેક સપના પણ ન હતું જે શક્ય પણ ન શક્ય હતું ત્યારે સપના માં પણ ના હતું જે શક્ય બની ગયું.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

અને CGI તરીકે ના ઉદાહરણ તરીકે માનવો ને બદલે ફક્ત લોકો જ landscap અને ઘટનાઓ ની વાસ્તવિક છબી ને બનાવા માટે જ નહીં

ભલે ના પ્રેક્ષકો એવું માની ને ઇચ્છતા હતા કે તેઓ ટેબલ tablet table talk પર વાસ્તવિક જોઈ રહ્યા હતા. જે વાસ્તવિક કેમેરા થી શૂટ કરવામાં આવતા હતા અને ખરેખર શું કર્યું હતું તે નહીં જે Computer ની અંદર digital વડે વિશાળ વાતાવરણ સર્જક કરે છે. કમ્પ્યુટર અને ફિલ્મોના conversation મનોરંજન ની નવી રીત રજૂ કરવાની મંજૂરી આપી છે. અને technology and technology બતાવાની મંજૂરી આપી છે. ખાનગી સ્થળોએ જાહેર theater માં ગુણવતા અને અનુભવી કરીને બનાવ્યા છે. આ રીતે સમાજ છે કે જે રીતે પહેલા ના સમય માં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 કમલેશ ભાઈ હું તમને શું કવ, તમે શાહરુખ ખાન વિષે બે શબ્દ બોલી શકશો? કમલેશ ભાઈ.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

હમણાં જ તેનું આવી રહ્યું છે પઠાણ movie તેની માટે ની vibe પણ બહુ વધારે જોવા મળે છે. શાહરુખ ખાન અભિનેતા છે તે પોતાની જાત પર આગળ આવેલો છે અને લોકો ને શાહરુખ ખાન ને જોવો વધુ ગમે છે અને તેમાંથી પણ લોકો ઘણું મનોરંજન મેળવે છે. શાહરુખ ખાન ના ડાયલોગો બોલે છે, શાહરુખ ખાન ની સ્ટાયલો કરે છે, શાહરુખ ખાન ના ગીતો ગાય છે અને શાહરુખ ખાન મન બધા ને મનોરંજન ઘણું પૂરું પાડે છે. Okay હવે તમે તમારી આગળ ની વાત કરી શકો છો.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 The story of film ફિલ્મ ના ઇતિહાસ ના વિષય ની એક document ની વૈશ્વિક સિદ્ધિઓ અને માધ્યમ માં નવનીતાઓ તેમજ ફિલ્મ નિર્માણ ની વિભા વિભાવનામાં ફેરફારો, સર્વેક્ષણ

અને જોડે છે. તેમનો હેતુ વિવાદમાં સ્વરૂપ તરીકે હોય છે. અન્ય ને તેમના પ્રેક્ષકો તરફ થી વધુ ઊંડી અથવા વધુ વિચારસરણીય પ્રતિ જરૂર હોય છે. ઉદાહરણ તરીકે award વિજેતા theme તરીકે સરકારી ભ્રષ્ટાચાર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 નવીન હતી જે રાજકીય વિષયો પર હતી. હજારો વર્ષ જૂની વાર્તાઓ જેમ કે ફિલ્મમાં ફરી થી અર્થઘટન કરવામાં આવી છે. માનવ મૂરખાઈ દ્વારા અને અનિષ્ટ જેવા મોટા વિષયો નું કરવાં માટે CGI જેવી નવી તકનીકો સાથે રૂપક અને Avatar જેવા પરિચિત સાહિત્યત્ય ઉપયોગ નો ઉપકરણો નો ઉપયોગ કરીને હિમત અને નિરાશા, પ્રેમ, વિશ્વાસ અને મુખ્ય અતિથ કે જે તેના તમામ સ્વરૂપો મનોરંજન ના મુખ્ય આધાર છે. અરે સંસ્કાર સાહેબ હું શું કવ તમને. હાં sir બોલો. તમારા મતે મનોરંજન એટલે શું છે? મનોરંજન એક એવી વસ્તુ છે અત્યારે બધા અલગ અલગ રીતે મનોરંજન લે છે. means કે અમુક અમુક લોકો ને નવી film જોવી ગમે છે, અમુક લોકો ને જૂની ફિલ્મ જોવી ગમે છે એમાં પણ અમુક લોકો ને fighting વાળી ફિલ્મ જોવી ગમે છે, અમુક અમુક લોકો ને romance વાળી ફિલ્મ જોવી ગમે છે. અમુક લોકો અત્યારે મનોરંજન માટે series પણ જોઈ શકે છે. તે રીતે બધા અલગ અલગ રીતે પોત પોતાનું મનોરંજન કરે છે. Most of બધા most of બધા લોકો શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન તેવા મોટા મોટા એકટરો ના fan છે. તમે શું કહેશો બે શબ્દ? તો હું તમ તમે જે રીતના કીધું એ પ્રમાણે શું મનોરંજન માં ખાલી આપડે movie, series જ જોઈ શકીએ? કોઈ વ્યક્તિ બહાર ફરવા ગયા હોય તો તેને મનોરંજન ના કહેવાય? મનોરંજન કેવાય તમારી વાત સાચી છે પણ most of people અત્યારે તેમાંથી જ તે મનોરંજન મેળવી શકે છે જેમ કે movie, theater, series ના તમારી વાત સાચી છે. તેમાંથી લે છે no problem ઘણા અત્યાર ની પેઢી તેમાંથી જ લે છે પણ મનોરંજન બહાર જઇ ને કરવું, રમત રમવી, રીતે બહાર જવું તે પણ મનોરંજન જ કેવાય. કઈ વાંધો નહીં આપણે આગળ વધીએ. અન્ય માધ્યમ થી જેમ કે ફિલ્મોમાં શ્રેષ્ઠતા અને સિદ્ધિઓ નો Award શ્રેણી દ્વારા ઓળખવામાં આવે છે જેમ કે અમેરિકા acedemy of motion picture Telivision arts અને એશિયામાં સમાવેશ થાય છે. specific spins award છે. નૃત્ય ના ઘણા પ્રકાર તમય હોય, જૂથો અને સંસ્કૃતિઓ માટે મનોરંજન પૂરું પાડે છે. નૃત્ય સ્વર માં ગંભીર હોય શકે છે જેમ કે જ્યારે તેનો ઉપયોગ સંસ્કૃતિ ના ઇતિહાસ માં અથવા મહત્વની વાર્તાઓ ને વ્યકત કરવા માટે થાય છે. તે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 અંગે ચળવળ વાર્તા કહેવાથી theater તે વિવિધ રીતો નું એક સારું ઉદાહરણ પૂરું પાડે છે કે આ સ્વરૂપો ને વિવિધ હેતુઓ અને પ્રેક્ષકો માટે મનોરંજન મનાવવા માટે જોડી શકાય છે. નૃત્ય અને સાંસ્કૃતિક પ્રતિનિધિ અને એક સ્વરૂપ છે જેમાં માત્ર નડતક જ નહીં પરંતુ coreographer પ્રેક્ષકો ના સભ્ય વિશ્વભર માંથી અન્ય અત્યંત સમયગાળા ની વાત હોય છે. ભલે Africa હોય છે અથવા Europe ના આધ્યાનીક અને કલાત્મક પ્રભાવો ના ક્ષેત્ર પર સતત વધારા ઘટાટા કરે છે.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 સમય દર્મિયાન

અને અન્ય એક સમયે બોલ બોલ જેવા સામાજિક મેળવવા લોકપ્રિય હતા પરંતુ હવે ભાગ્ય કરવામાં આવે છે કે બીજા બાજુ થી કોઈ પણ લોકો નૃત્ય

ટેપ અને સંગીત થી રજૂ કરે છે. તે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા સાથે એક મુખ્ય નૃત્ય ની થઈ છે. અરે સંસ્કાર સાહેબ હું શું કવ તમને હાં સર બોલો. તમારી life માં એવું કઈ નૃત્ય સાથે તમે મનોરંજન લીધું હોય એવું હોય તો થોડુંક જણાવો. અમે મનોરંજન તો recently જ લીધું મે મારી life માં function માં મે જ્યારે participate કર્યું મને ખૂબ જ આનંદ થયો, બહુ જ વધારે પડતું મનોરંજન મળ્યું. હું તમને શું કવ કમલેશભાઈ જી બોલીએ. જી sir બોલીએ.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 અ મનોરંજન માટે ચાલે કોઈ પણ ચાલે bollywood પણ ચાલે, hollywood પણ ચાલે. hollywood માં કેવું છે સાહેબ hollywood ના movie જોઈએ ને તો તેમાં શું તેમાંથી આપણને શીખવા મળે. થોડુંક કવ mind use કરવું પડે. means એમાં આપણે fresh ના થઈએ સમજ્યા જો કે આપણે આમ બૌદ્ધિકતા કોઈક નો શોખ અલગ હોય, કોક ને એ રીતના picture જોવા હોય, કોક ને આમ વાળા કે કોક ને action picture જોવા હોય તો hollywood best છે. પણ આપણે મનોરંજનનું છે તો almost બધા comedy picture જ જોવા માગે તો એના માટે bollywood હું પહેલા પસંદ કરું મનોરંજન માટે બાકી hollywood તો best જ છે. તો bolly bollywood માં તમે જેમ કયો છો comedy movie તો comedy movie નાં બેતાજ બાદશાહ કોણ છે bollywood માં કહી શકશો? અ comedy movie માં તો જો કે બનાવામાં આવે છે તો આપણે india નાં directors તો જોઈએ ને તો directors પ્રમાણે comedy picture બનાવામાં આવે. comedy picture તો આપણે રાજ કુમાર ઈરાની છે. જેમના કોઈ પણ picture હોય અત્યારે બધા top ઉપર જ ચાલે છે જો કે PK છે. પછી three idiots છે, સંધું છે બધા comedy picture હતા તે બધા high level ઉપર છે પછી રોહિત શેટ્ટી કરી ને director છે તેના picture પણ બધા comedy almost બધા comedy જ હોય છે. સિંબા છે, means action હોય છે પણ તેમાં comedy concept પણ બહુ મસ્ત હોય છે. ગોલમાલ છે golmal again, ધમાલ એ બધા મસ્ત picture છે એટલે રોહિત શેટ્ટી અને રાજ કુમાર ઈરાની તો જોઈએ ને તો એ બંને comedy pitcure સારા બનાવે. કમલેશભાઈ આપણે કપિલ શર્મા બહુ પ્રખ્યાત છે.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

colors ઉપર જે show આવતો હતો ને તેને કોઇથી આગ લાગેલી ને તે stage ઉપર સળગી ગયેલો તેથી તેને sony live ઉપર sony TV ઉપર પોતાનો કાર્યક્રમ શરૂ કર્યો.

આપણે south બાજુ KGFpicture બહુ famous થયું હતું. તમે તેની વિશે બે શબ્દ કહશો કમલેશભાઈ? જી sirKGFpicture hit થયેલું મનોરંજન માટે નું best picture હતું તેનું main reason એ હતું કે તેની જે sound effect હતી ને KGFpicture નું જે આપણે તેમ કહીએ ને કે આપણાં મનુષ્ય ના શરીર માં દિલ છે તેથી તે મનુષ્ય જીવે છે તો આપણે KGFpicture ની વાત કરીએ તો તેની અંદર sound છે ને તેના લીધે તે

નમસ્કાર નિગમ જા હવે આપણે શીખશું અવલોકનમાંથી કઈ રીતે શિક્ષણ મેળવવું જ્યારે કોઈ પણ બાળક નાનું હોય છે ત્યારે તે ધીમે ધીમે પોતાની અવલોકન શક્તિ એકદમ ઘટ બનાવવાનું પ્રયાસ કરતું હોય છે અને આ અવલોકન થી જ બાળકને પોતાના વિકાસ માટે આગળ ને આગળ વધાર્યા કરતું જાણકારી પ્રદાન કરતું હોય છે. જેમ કે જ્યારે બાળક નાનું હોય ત્યારે એ મોટાને જોઈને કામે phone કરતા શીખી જાય છે એ જ રીતે ધીમે ધીમે મોટું થતા જતા પપ્પાને ચલાવતા Scooter ઉપરથી બાળક પોતે ધીમે ધીમે scooter ચલાવવાનું શીખવાનું પ્રયાસ કરતું હોય છે એ જ રીતે સાયકલ શીખતા બાળક એ રીતે જ શીખે છે starting માં જ્યારે બાળક સાયકલ શીખે છે. તરત જ પડી જતું હોય છે પણ ધીમે ધીમે ધીમે ધીમે પછી એ પોતે જ જાતે શાળાએ સાયકલ લઈને જવાની try કરવા લાગે છે આવી રીતે અવલોકનમાંથી શિક્ષણ મેળવી શકાય છે. બીજું છે સતત પ્રયાસ પછીનું શિક્ષણ જેમ કે કોઈ એવી વસ્તુ છે કોઈપણ કામ છે જે સતત ને સતત ધીમે-ધીમે પ્રયાસ

એ અવલોકન અને એની સાથે સાથે તેની પર સતત ને સતત પ્રયાસ કરીને શીખી રહેતું હોય છે. સમજો કે કોઈ બાળક તબલા વગાડતા શીખી રહ્યું છે. તો practice વગર પ્રયાસ વગર તબલા વગાડવા શક્ય છે આ બાળક અર લગભગ બે થી ત્રણ વર્ષની મહેનત પછી અંદાજિત ખૂબ જ સારા એવા તબલા વગાડતું થઈ ગયું હોય છે.

અમારા building માં enter થયો કે એકદમ સરસ પ્રકારનો મસ્ત gallery છે એની અંદર અંદર જે સરસ મજાના ચૂનાના colour કરેલા room અને એની સાથે સાથે અંધારી ઓરડો આ શું વાત છે. નવો નવો અનુભવની હું તમને વાત કરું તો આની પહેલા હું ક્યારેય મારા જીવનમાં hostel માં રહેલ ન હતો પણ અહીંયા આવ્યો ત્યારે જાતજાતના અને ભાતભાતના વિવિધ પ્રકારના અનુભવોનો મેં સામનો કર્યો જેમ કે હું તદ્દન એવા વ્યક્તિઓ સાથે રહેવાનું શરૂ કર્યું કરવું પડ્યું કે આજ સુધી પહેલા હું ક્યારે ઓળખતો જ ન હતો

આસામ પંજાબ આ તમામ રાજ્યોના મિત્રો હાલ હું ધરાવું છું અને આ સાથે સાથે જ મને એટલું પણ જાણવા મળ્યું છે કે ભારત ખૂબ જ વિવિધતાનો દેશ છે અને મને એવી એક hostel મળી હતી કે જ્યાં આખા ભારતની તમામ વિવિધતાઓ એક સાથે ભરણ આઈ મીન ભેગી થઈ છે. અને આ વિવિધતા માંથી જે શીખવા મળે છે એ મને નથી લાગતું કે મને બીજે ક્યાંય થી શીખવા મળે મિત્રોનો મુશ્કેલીમાં મિત્રોનો મિત્રોને સહાય કરવી help કરવી મદદ કરવી આ બધું જ ધીમે ધીમે શીખાઈ જાય છે સવારે છ વાગે નાહવાથી માંડીને રાત્રે દસ વાગ્યા સુધી સૂવા સુધીમાં અઢળક અનુભવો જોવા મળે છે મિત્રોના જન્મદિવસ પર Party કરવી તેમ જ નવરાત્રિના ગરબા રમવા આ દરેક મોજ જે છે hostel ની એ અત્યારે હું ખૂબ જ સારી રીતે માની રહ્યો છું હુ મારા ભણવાની વાત કરું તો મેં બીએસસી ભાવનગરમાંથી પતાવી છે અને હાલ હું અત્યારે અહીંયા master in science કરું છું microbiology subject માં અને આ subject મને ખૂબ જ પસંદ છે એટલે ખૂબ જ એમ કારણ કે એમાં હું ન તે નવુ microorganism છે જેને આપણે ગુજરાતીમાં સૂક્ષ્મ જીવાણુ કહીએ છીએ એની વિશેષ શીખું છું bacteria Virus આ દરેક વિષય ખૂબ જ detail પૂર્વક મને જાણવા મળે છે આ સાથે સાથે તેના જનનીક લેવલ ની માહિતી પણ મને મળતી રહે છે.

એક નવા વિષયની કે જેનું નામ હું તમને કહું છું શીખવાની ક્રિયા મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. તદ્દનના અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે એની આસપાસના પર્યાવરણ સાથે આ માણવા માટે શિક્ષણ અનિવાર્ય છે દરેક સજીવને પોતાના સીમા રક્ષણ અને નિભાવ માટે કોઈને કોઈ પ્રકારનું શિક્ષણ તો લેવું જ પડે છે પર્યાવરણને કારણે આવતા પરિબળને અને પરિસ્થિતિમાં થતા બદલાવથી મળતા જીવન રક્ષક અને પ્રેરણા માણસને સંતોષની પ્રાપ્તિ કરાવે છે જીવનમાં બીજું શું છે મિત્રો પ્રેમ પ્રેમ કંઈ નહીં સાદિક વર્તન માટે જાણીને કોઈ પણ જાતનો ઉપચારિક મેળવવાની જરૂર હોતી નથી દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનોમાં કેટલીક શક્તિઓ લઈને જન્મે છે એનાથી અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓ આપતા આ પ્રકારનું વર્તન છે જાનીનીક સાદુ વર્તન દાખલા તરીકે કીડીને પોતાના ખોરાક માટે કણને ખેંચી જવું ગાયના વાછરડા નો જન્મ થતા થોડીવાર માતાના આચાર્ય વર્ગી પોતાની બુક સંતોષવી જીવન રક્ષા કરવી કોઈપણ સજીવની પોતાની રક્ષા કરવી આ બધું સજીવ પોતાની જાતે જ નાનપણથી શીખી લાવે છે. હવે આપણે વાત કરીએ વશિષ્ઠ વિશિષ્ટ અવિનાની સંતાનોના મૂળભૂત ખ્યાલોની અનઅભિસંદિત ઉદ્દીપક unconditional steamunity જો ઉદ્દીપક કુદરતી સ્પ્વાભાવિક પ્રક્રિયા માટે જવાબદાર હોય તેને અબંધિત ઉદ્દીપક કહેવાય છે કાવલોના પ્રયોગમાં સજીવની સામે ખોરાક રજૂ કરતા કુતરાના મનમાં સ્વાભાવિક રીતે જ

આ પ્રક્રિયાને અનસબંધિત ઉદ્દીપક કહેવાય છે. આ પ્રક્રિયાને ઉત્પન્ન કરવા માટે જવાબદાર ગણાય છે જવાબદાર પરિબળ કોઈ પણ હોઈ શકે છે જેમ કે અહીં ખોરાક પછી આપણે વાત કરીએ આજકાલ નવયુવાનો mobile નો ઉપયોગ ખૂબ જ કરી રહ્યા છે નાની નાની વાતમાં mobile નો ઉપયોગ અતિશય વધી રહ્યો છે. આજના artificial inteligency ના જમાનામાં કોઈ પણ વસ્તુ mobile માં સરળતાથી મળી જતી હોય છે જેમ કે બાળકો નાના પણ બાળકો સવારે જાગતા જ Instagram માં story મુકવાથી માંડીને રાત્રે રાતની પણ story મુકીને સુતા હોય છે અને અત્યારે mobile નો વ્યસન એટલું બધું થઈ ગયું છે કે એ જો કાંઈ પણ ઓછા followers થાય ઓછી like મળે તો એકબીજા સાથે બાળમિત્રો ઝઘડતા હોય છે આ ઝઘડા નું પ્રમાણ generally દેખાદેખી નું પ્રમાણ બાળકીઓમાં વધારે જોવા મળે છે છોકરાઓ hostel માં શાંતિથી મોજ કરીને જીવન જીવતા હોય છે પરંતુ છોકરીઓ એકબીજાથી દેખાદેખીમાં ક્યારેક જીવન વ્યક્તિત કરી નાખતી હોય છે. આ વસ્તુ જોવા મળે છે આજના નવ યુવાનોમાં facebook instagram વગેરે જેવી application નો માં આજકાલ યુવાન રચ્યા પચ્યા રહે છે આ youtube પરીક્ષા સમયે ખૂબ જ કામ આવે છે નેવું ટકા syllabus આપણી youtube માંથી જ પૂરો કરીએ છીએ બાકી college માં તો હવે ક્યારેક થાય છે અને ક્યારેક નથી થતું પરંતુ આ youtube ના હોય તો અડધા વિદ્યાર્થીઓ ભણ્યા વગરના રહે. બાકી બીજું બધું નવું નવું જોવાનું તો મળી જ રહે છે એ વાત અલગ છે. દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે phone કાપવો હોય તો કાપી શકીએ છીએ બાકી જેમ કરવું હોય એમ હું તો બોલ્યા રાખુ હાલો તો નવને બાવવાન નવ ને ત્રેપ્પન નવ ને ચોપ્પન નવને પંચાવન સત્તાવન ઓગનસાહિથ અને દસ

Hello કેમ છો દિનેશ ભાઈ? બસ બસ મજા માં મજા માં, શું ચાલે છે? બસ હું studio નું recording કરતી હતી અને પછી ઘરે આવી, બેસી અને વિચારતી હતી કે હવે અ શું વધારે record કર્યું. સારું થયું તમારી સાથે વાત કરું છુ

તો હું વધારે તમારી સાથે અમ education વિષે અને ઘણું બધું જાણી શકીશ.

એજ એજ જ્ઞાન આપણે લઈએ અને આપીએ તો વધારે મળે. કોઈ પણ school હોય institution હોય ને એનું એક સુરતી વાક્ય છે કે જ્ઞાનાર્થે પ્રવેશ, પ્રવેશ કરો એટલે જ્ઞાનાર્થે, પણ ત્યાં પછી તમારું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી

બહાર નીકળો એટલે ત્યાર પછી એનો ઉપયોગ થવો જોઈએ બરોબર.

Totally તમે જે પણ બોલો છો it makes a lot of sense એટલે બરાબર ના બરોબર છે આતો સાધારણ વાત આપણે કરીએ કે ભાઈ school માં ને અત્યારે બધા જે college student છે એ લોકો બધા એક level માં ભણી ને ત્યાર પછી આગળ માં એ લોકો વિચારે કે higher education ક્યાં કરવું, આપણે ક્યાં જવું તો એના હમ હમ હવે તો counselling પણ આવી જાય આવી ગયા છે બધે. જ્યાં પણ આપણે જોઈએ counseller એક career counselling થાય છે બધે બરાબર રીતે. અને બધાને જોઈએ છીએ કે એ લોકો નું પોતાનું career બને education માં આગળ વધે અને masters ની degree તો એ લોકો ને must છે કે masters ની degree હોય તો જ એ લોકો સારું Job અને અ qualification સારું હોય તો આગળ તો એ જ છે ને job orientation means તમારે નોકરી કરવી છે એટલા માટે તમારે ભણવું છે એ ઉદેશ ના હોવો જોઈએ. એ જીવન ને સારું કરવું છે એ ઉદેશ હોવો જોઈએ. બરોબર પૈસા તો મળે.

એ માસ્ટર બરોબર. એ એ બધું તો એક સમય હતો ત્યારે ચાલતું હતું આપણે અત્યારે બધા એ કહેશે કે વેદિયા વેડા શું કામ નું.

બરાબર છે અને આજના છોકરા છોકરીઓ તો બાપ એ લોકો તો બહુ જ પોતાના આપણે એક શબ્દ વાપરીએ ને કે સ્વાર્થી છે. પોતાના પૂરતું બધુ જ મેળવવા માંગે અને મેળવી પણ લે. બરાબર છે અને એવું કહેવાય છે કે હંમશા સર્વશ્રેષ્ટ રસ્તો જ પસંદ કરો જેથી શરૂવાત માં તેના પર ચાલવામાં મુશ્કિલી તો પડશે, પણ ધીમે ધીમે તે રસ્તા પર ચાલવું સરળ બનું જતું હોય છે Exactly exactly એકદમ સાચી વાત છે.

કોને કોને મળીશું લેખકો માં? લેખકો માં હું ઘણા લેખકો ને અ follow તો કરતી હોઉ છુ, વાંચતી હોઉ છું english ની જે બધી વાર્તાઓ હોય છે એ એ વાંચું અને

રઘુવીર ચૌહાણ છે રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી ચૌધરી હા બરાબર છે. મળ્યો છુ હું એમને. અરે વાહ શું વાત હા લગબઘ બધાને મળવાનું થયું છે. Actually નાટકો કરીએ ને એટલે સારા સારા રત્નકરો ને મળવાનું થાય જે શિક્ષક પણ હોય બરોબર, જેમકે હરીન્દ્ર દવે છે. ત્યાર પછી તારક મેહતા છે આટલા જબરદસ્ત એને મળ્યો છુ, એનું નાટક મેં બે કર્યા છે એટલે આપણને થાય કે ભાઈ આપણે ત્યાં બહુ સારું ભંડોળ શબ્દ ભંડોળ. હસવાનું અને અને શીખવાનું એમાંથી, શિક્ષણ તો બધે થી મળે નાટક કરીએ તોય. વાહ ઘણું બધું શીખવા મળે અને ઘણા બધા લોકો સાથે મળવાનું પણ થાય, જે રીતે કાજલ ઓઝા પણ છે મળ્યો છુ એને મળ્યો છું. એના father નું જ કાલે મેં વાંચ્યું અ દિગંત ઓઝા. દિગંતભાઈ એના father અને બહુ મોટા એ પણ લેખક ખરા પણ કાલે જે મેં વાંચ્યુંને એમાં તને ગમશે. કે સતરૂપા સાસુજી. પિંકી દલાલ એ એક પુસ્તક બહાર પાડયું છે સતરૂપા સાસુજી બરોબર તો એમાં જીવન શિક્ષણ ની બધી વાત education એટલી સરસ રીતે આણ્યું કે બધા એ પોતાના સાસુ વિશે લખવાનું કોઈ દિવસ સાંભળ્યું છે કોઈ સાસુ વિશે કોઈ સારું લખે. પણ લખનારા એ બધું દિલીપ રાવલ બરાબર એણેય પણ લખ્યું છે એટલે સો એક જણાં એ લખ્યું છે આખું પુસ્તક એમાં આમનું આપણાં અ કાજલ ના father જે છે દિગંત ઓઝા એને લખ્યું છે એટલે કાજલ ના નાની માટેનું. બહુ સરસ હતું મજાનું. અરે વાહ. કુમારપાળ દેસાઈ નું પણ સાંભળ્યું હશે. ઘણા શ્રીમદ રાજચંદ્ર માં માનતા હતા અને પછી કેવી રીતે આગળ વધ્યા એ, એમનું follow કરીને પછી એમની બારે માં જે પણ એ લોકો ની life stories છે જે કથાઓ છે એ બધી એમાં વાર્તાલાપ કરે ને ઘણા બધા speeches પણ આપે છે. right એકદમ પણ અત્યારે ડોક્ટર ગુણવંત વ્યાસ છે હા ગુણવંત વ્યાસ જે છે ને અત્યારે સૌથી સારા મોરારી બાપુની સાથે ને બધા ની હારે એ લોકો ને જે વાતચીત કરવાનું સાંભળવા મળે

તો નામ સાંભળી ને તને બહુ ગમશે જય વસાવડા.

okay એ કાજલ ને જય સાથે જ હોય લગભગ એ લોકો નાં બે થી ત્રણ જણ ની speech હોય અને જેને હું બહુ ગમું અને મને જે ગમે એ છે તુષાર શુક્લ. આ ત્રણે જણની ત્રિપુટી હોય તો મજો આવી જાય.

એ બધી જે વાતો કરે જે રીતે જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ એક સંઘાતા તેર તૂટે તો પણ

બધા જે coach છે મને એટલે વાંચી ને એ લોકો કેતા પણ હોય છે normal જીવનમાં જે એ લોકો નાં experiences હોય અનુભવ હોય એ પ્રમાણે એ લોકો વાતો કરે અને